આ વરરાજાની એક ગાડી છે તેમા ચાર દરવાજા ખુલ્લા છે તેને ફૂલો વડે શણગારેલી છે એમાં ફૂલોનો કલર --

ત્યાં ચાર છોકરીઓ ડાન્સ કરી રહી છે તેમા એક છોકરીએ યેલો કલર નુ--

ડ્રેસીસ પેર્યો છે એક છોકરીએ બ્લેક કલર નું પેર્યો છે અને એકબીજા સાથે ડાન્સ કરી રહ્યા છે.

અને ત્યાં આજુ બાજુમાં ઝાડ પણ દેખાય રહ્યા છે.

અને ત્યાં અ એક ગાડી આવતી પણ દેખાય રહી છે એક એક્ટિવા પણ જતી દેખાય રહી છે.

બાઈકો અને એક્ટિવાઓ પણ દેખાય રહ્યા છે ત્યાં ત્રણ વ્યક્તિ પણ દેખાય રહ્યા છે.

એ અને તેની બાજુમાં પાણીની એક પરબનુ પણ પાણીના પરબ બોર્ડ પણ મારેલું છે.

અહીંયા એક રણ જેવું દુ દેખાઈ રહ્યું છે.

મોટા મોટા ઝાડો પણ દેખાય રહ્યા છે ત્યાં નાના બાળકોની

અહિયા એ અહિયા એક મોટો એવો બંગ્લો દેખાઇ રહ્યો છે ત્યાં બંગ્લામાં ઘણા એવા મકાનો પણ દેખાઈ રહ્યા છે.

નાના નાના બકાનો પણ બનાયેલા છે ત્યાં એક ગાર્ડન પણ દેખાય રહ્યું છે ગાર્ડન માં ગ્રીનરી પણ ઘણી બધી દેખાય રહી છે.

ફ્રી યોર માઇન્ડ લખેલુ દેખાય રહ્યુ છે ત્યાં એક ભઈના પગ પણ દેખાય રહ્યા છે.

અહીંયા ઘણા બધા કાપડો દેખાય રહ્યા છે તેમા એક વ્હાઇટ કલર નું કાપડ બ્લુ કલર નું--

ત્યાં પાછળ બિલ્ડીંગો પણ દેખાય રહી છે ત્યાં ઝાડો પણ દેખાય રહ્યા છે.

નાવુ બોર્ડ પણ મારેલુ દેખાય રહ્યુ છે ત્યાં પી_ટી પણ થા--

અહીંયા એક મોટુ પ્રેટોલ પંપ દેખાય રહ્યું છે ત્યાં લાઇટ ના એ મો--

કોમ્પોસ્ટ પ્લાન્ટ નુ બોર્ડ મારેલુ દેખાય રહ્યુ છે ત્યાં કાંતિનગર મહાનગરપાલિકા--

અહીંયા એક લેડીસ ટેલર ની શોપ દેખાય રહી છે.

એક ભઈ અ એકટીવા લઈને જતો દેખાય રહ્યો છે ત્યાં એક બોર્ડ પણ મારેલું દેખાય રહ્યું છે.

અહિયા એક નદી દેખાઈ રહી છે નદીમાં ઘણું બધુ પાણી પણ દેખાઈ રહ્યુ છે.

ત્યાં એક બ્રિજ જતો પણ દેખાય રહ્યો છે.